તેમાં સારી યુનિવર્સિટી લાગી રહી છે ખાસી મોટી--

આ યુનિવર્સિટી માં એક ગાર્ડન દેખાય રહ્યું છે ગાર્ડન ની અંદર--

આ એક કોમ્પલેક્ષ નું ચિત્ર છે એ કોમ્પલેક્ષ ની અંદર એસ_બી_આઇ બેન્ક છે એક.

બો બધી લાઇટિંગો ને એ_સી ની સુવિધાઓ પણ કરાયેલી છે અહીંયા એક ટેબલ પણ છે કે ટેબલ ની બાજુમાં એક--

આ કોઇ મેહેલ યા કોઇ હવેલીનું ચિત્ર લાગી રહેલુ છે અહીંયા--

આ એક મેરેજ હોલ લાગી રહેલો છે અહીંયા બહુ બધા--

આ એક સ્કૂલ નું ચિત્ર છે સ્કૂલ માં વિધાર્થીઓ પણ છે અને ટીચરો પણ ઊભા રહેલા દેખાઈ રહેલા છે.

ચાની સાથે સાથે પડીકાઓ પડીકા વેફર્સ ને બો બધી--

આ એક સાડી નો શોરૂમ દેખાઈ રહેલો છે આ સાડીના--

કુર્તી ઓપન ડ્રેસો પન મળતા હોય એવું દેખાઈ રહેલું છે.

સોસાયટી ના પાછળના ભાગમાં બહુ મોટું ગાર્ડન દેખાઈ રહેલું--

રેલ્વે ની પાછળ પહાડો પણ દેખાય રહેલા છે અને ટાવર પણ દેખાય રહે--

એક સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.

તેમા બાળકો રમી પણ રહેલા છે અને એક ભાઈ એક્સરસાઇઝ કર--

પર એક રૂમાલ પણ મુકેલો દેખાય રહેલો છે અહિયા બારી પણ છે.

આ એક પાર્કિંગ પાર્ક દેખાય રહેલું છે અહીંયા બોવ બધી કાર્સ --

ત્રણ વ્યક્તિ દેખાય રહેલા છે બેંક ની બાર બૌ બધા સાધનો છે.

જેમકે અ એક્ટિવા ઉભેલી છે બાઇક ઉભેલું છે એક ભાઈ તે બેંક ની અંદર જતો દેખાય રહેલો--

એક ભાઇ ઉભો રહેલો દેખાય છે અને એક ભાઈ બાર આવતો દેખાય છે.

આ એક ગુજરાત નેશનલ યુનિવર્સિટી નુ ચિત્ર છે.

આ એક હૉલ છે હૉલ માં જમણવારની સુવિધાઓ કરવામાં આવેલી છે.

આમા પીડા કલર મા ખુરશીઓ વિછાઈલી દેખાઈ રહેલી છે અહિયા બહુ બધી--

ખૂબજ મસ્ત જગ્યા છે અને અહીંયા હરિયાલી પણ સારી છે.